ઠીક છે.

ભલે ચાલો આવ જો thank you હો

hello

હા બસ જમીને બેઠા હતા તમે શું કરતા હતા? બસ અમે ભી આ જમીને ચકર મારવા આવયા સારું સારું સારું હા એજ ને હવે તો sports day ચાલુ થવાનાં છે college માં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 અરે હા હા અમારેય થવાનો છે college માં sports day રાખવાનો અમારો તો એક અખો sports week આવે હા આખાં week માં અમને બધી રમતો રમાડ સે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

chess માં બી હવે લોકો વધારે પોતાનું વરચસ્વ ધરાવી રહ્યા છે તો એમને ધ્યાન માં રાખીને indoor game માં અમે chess ની પસંદગી કરી છે અને group team રમી સકે એ માટે અમે જેમકે કબ્બડી થઇ ગઈ ખો ખો થી ગઈ cricket છે એવી અલગ અલગ રમતો નું organization કરિયું છે અને જે જીતશે જે team વિજેતા થશે એને અમાર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

તે બીજા ની આપડી team આગળ વઘે અને આપડી college નું નામ રોશન કરે એવી એમની ઈચ્છા છે તમારે ક્યાર થી ચાલુ થવાનો છે sportsday બરાબર બરાબર જો અમારું તો sports day છે ને આજ કઈ તારીક છે અજે નવ તારીક છે ને તો બાર બાર monday થી એ થવાનું છે આખું week

campus થી થોડોક દૂર છે તો તય એ લઇ જશે ને બધી રમત જેમ કે તમે કીધું કે ખો ખો છે કબ્બડી છે પછી badminton છે chess ને એ બધી cricket ને એ બધી રમતો રમાડશે

મારું કવું તો મુ તો એક તો cricket ની અંદર એ as a wicket keeper તરીકે participate થયો છુ એટલે cricket team માં મને પેલે થી ખુબ શોક હતો ને cricket એમાં શું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 સારું આવું performance રહું હતું તો આ ફેર બી મેં wicket keeper તરીકે cricket team માં participate થયો છુ અને એનાં સાથે સાથે થોડી ઈચ્છા ખો ખો માં પણ હતી તો ખો ખો માં પણ એક time એ school level પર અમે district level રમી ને આયા તા તો શું તો આમાં બી ખો ખો માં participate કરવાની ઈચ્છા હતી તો ખો ખો અને cricket બંને માં અમે participate કર્યું છે હવે અ અને સારું છે કે બંને અલગ અલગ દિવસે organization છે મતલબ ખો ખો ની રમત અમારે actual માં monday રખી છે અને cricket ની રમત અમારી બુધવારે રાખી છે તો બંને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 હા હા અરે વાહ શું વાત કરો છો તમે district level સુધી જઇ આયા એમ ખો ખો માં હા district level સુદી ખો ખો માં રમ્યા તા એ time તો જોવો ને ત્યારે નવામાં ધોરણ માં હતા તો નવામાં ધોરણ માં હતા ને ત્યારે અમે ખો ખો ની team માં participate થયા તા

પછી તાલુકો આવે પછી જીલ્લો આવે ને પછી રાજય કક્ષા આવે તો અમારી team હતી ને એ રાજય કક્ષા એ ગઈ હતી ત્યાં અમે એક બે match ત્યાં આગળ જીત્યા હતા પછી બનાસકાંઠા ની team હતી મને હજી ખબર છે બનાસકાંઠા ની team હતી એની સામે અમે હારી ગયા હતા ઓં શું વાત કરો બનાસકાંઠા ની team સામે તમે હારી ગયા હા બનાસકાંઠા ની team હતી

પાલનપુર એ બનાસકાંઠા માજ આયુ ને તમે તમાર ઘર ની team સામે હરિયા એમ હા બનાસકાંઠા ની team હતી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 કેમ કે આજ કાલ કેવું છે mobile ની દુનિયા ની અંદર android ની દુનિયા ની અંદર જયાર થી mobile અને television આયા છે ત્યાર થી લોકો એ outdoor game જોઈ જ નથી

પોતાના ઘર માં ચોવીસ કલાક mobile માં ને હવે તો gaming development બી એટલું થઇ ગઉ છે કે લોકો જેને જોવો એ mobile માં game રમતા હોય નાના છોકરા જોવો તો એ પણ mobile માં game રમતા હોય પછી મોટા લોકો ની વાત કરીએ તો એ હવે computer કે laptop પર કે એમ રમતા હોય છે મતલબ outdoor game જે છે cricket છે ખો ખો છે કબ્બડી એનો હવે ધીમેં ધીમે

level લે તો શું actual માં આપડી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

જ્યાં જોઈએ ત્યાં નાના નાના છોકરો circle કરીન બેઠાં હોય અને એ બધી ફ્રી ફાયર પબજી ને game ઓ રમે બધાં બીજુ cricket છે જેમાં development થાય અખા શરીર નું કબ્બડી છે પછી ખો ખો છે એ game ઓ તો તમે હમણાં કો ને કે લુપ્ત જ થતી જાય છે એ પછી

સાચી વાત સાચી વાત તમે જે કીધું perfect કીધું કેમ કે પેલાં અલોકો ને શું પેલાં ના time માં પેલાં ના જે લોકો હતા એ આવી રમતો માટે ઉત્સાહ વઘારે ધરાવતા તા પણ હવે જેમ જેમ યોંગ આવી રહ્યો છે નવી generation આવી રહી છે એમને શું mobile થી ટેવાય દેવા માં આવે છે એમને શું નાનું છોકરું રોવે ની કે તેને mobile આપી દેવા માં આવે ચા હાથ માં તો શું કે આ રમતો ના અંદર વાકેફ નથી થતા મતલબ કે અમને આમાં રસ ઓછો આવે છે એમને રસ અને રૂચી જગાડવા માટે આવા school level થી ground ground level જે કેવાય ને કે school level થી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 કે college ના અંદર અમુક ખરેખર એવા હોય છે કે અમને લોકો ને sports માટે રૂચી દિલચસ્પી હોય છે એ લોકો સારું આવું performance બતાવે બી છે એવા બી લોકો છે જે district level થી state level જાય છે અને state level થી national level જાય છે અને સારા એવા rank હાસિલ કરીને આવે છે શું કરવું તમારું

હા તમે બરાબર વાત કરી એનાં થી ને અખો development જે આપડી જે game છે ને જે બધી mobile ની game ચર એનાં થી કઈ ની મગજ નો કચરો જ થાય છે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

એવી game એ સારી વસ્તુ છે રમવામાં અમારે ત્યાં હતી ને college એ જે chess જે રમત છે જેમાં miand development થાય છે maind ની strategy build થાય આપની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

તો badminton માય ગણા બધાં છે છોકરા છે છોકરીયો છે એમને બઘા એ ભાગ લીઘો છે અમારે ત્યાં એક છોકરો છે વિરાટન કરીને આમરી college છે ત્યાં એક છોકરો હતો એ national level સુધી badminton માં ગયો હતો ઓહ સારી વાત છે આ તો હા એમને પન ભાગ લીઘો છે એ બઘુ અહિયાં છે બઘુ અમારી college માં બઘા છોકરા છે એમને સીખાવાડે badminton કઈ રીતે રમતા એ બઘી technic છે tricks છે એ બઘુ share કરતો રહે બઘા સાથે મએઓ તો આખો જે week છે બઘુ schedule થઈ ગયું છે બસ હવે notice લાગવાની છે પછી ચાલુ થી જશે week અમારું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 જેમકે જે કબ્બડી ના મેદાન ખો ખો ના મેદાન પછી જે cricket ની આવનારી બોડરો પડવાની બેઠક વેવસ્થા એના માટે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

ને શું volunteer થોડું college માં possessive બનીએ અને Next week માં First week અંદર participate અમે આમારી team ને આગળ વાઘરી શકીએ હા હા બરાબર અમે એવું maximum ગણતરી કરે છે કે ભના જે પડતા વિઘાર્થી ઔ છે બઘા totaliy participate ફૂલી participate કરવાના છે ને બઘા જ આમારા college ના બઘા બ્લોક માં જીયે ને બઘા કોર્ષ નું મહત્વ છે બઘુ અમને સમજાય છે એના કારને એમના કઈને ઘણા બઘા વિઘાર્થી જે ભાગ લેવાનો ન હતો એમને પન ભાગ લીઘીઓ છે એમાં work એમાં છે પન મેં કીઘુ ને volunteer એમાં એ ઘણા આમારી

જે volunteer પર કરશે અને guid પન કરશે બઘા ને હા સારું કહેવાય મારી college ભી અમે અલગ અલગ team બનાવી છે જેમકે cricket team છે ખો ખો team છે કબ્બડી ની team છે આ તો અમે બે બે mentor રાખ્યા છે જે લોકો પેહલા state level પર રમીને આવિયા છે એવા લોકો ને આમારી college માંથી જે લોકો state level સુઘી રમીને આવિયા હતા એવા લોકો ને એ જ guest તરીકે બોલાયા છે એ જ લોકો આમારી team માં અપોટી પોસ્ટ તરીકે રાખ્યા છે sport week માં એ લોકો શું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 અને એ લોકો ને ભી sport પ્રતેય લાગે ના કે guest તરીકે આમારી college માં invite કરીયા છે તો એમને ભી સારું એવું લાગે અને જે student participate થયા છે સારો એવો support મળી રહે એ જ પોસ્ટ તરીકે અને એ જ સીનીયર તરીકે તો અમે એ વિચારી ને આમારી જ college ના state level ના student જે સીનીયર લોકો થઈ ગયા છે એમને જ એમના couch બનાવી ઘીઘા છે તો સુ સારું એવું celebration થઈ શકે હા જો આ વાત સરસ કીઘી ને તમારી વાત થી મને પન idea આવીયો ગયો કે અમે ક્યાં આવું આયોજન કરીએ જેથી બઘા નો ઉત્સાહ વઘે ને maximum જાના છે તે માં ભાગ લે

હા એ જ ને હવે next week થી તમે કીઘુ તમે બે ત્રણ રમત કીઘી કે તેમાં આપણને participate થયા છો હવે તમે next week માં જોઈએ કે કેટલા rank હસીલો કરો છો આમાર સાઈડ થી મેં બે રમત માં ભાગ લીઘો છે ખો ખો અને cricket જોઈએ હવે હું તમને કઈસ જેતે information આપીસ કે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 ખાસ કરી ને cricket માટે batting line અપ કોની સારી હતી બઘી discussion હું કરીસ but હવે આ week માં થોડોક બીજી રહીસ ને તો થાકી ને આવીશ તો next week એ call કરીસ અને બઘી પૂરી માહિતી તમેને કઈસ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 ભલેભલે ભલે Good night જોવા મળે છે કે આપણે એક વેબસાઈટનું નામ અહીંયા લખેલું છે અને અહીંયા આપણને login box જોવા મળે છે અને આપણે general webpage જોવા મળે છે આખું parception જોવા મળે છે તો general page ની અંદર અત્યારે એક જ message જોવા મળે છે અહીંયા આખો લાંબુ webpage બનાવી શકીએ છીએ અહીંયા આપણે એટલું લખેલું છે કે this general section visible to all user એટલે બધા user જોવા મળશે અત્યારે લખવાનો આવી ગયું છે welcome guest

અને અહીંયા હું કંઈ પણ પાસવર્ડ one, two, three આપી દઉં અને ત્યાર પછી login થવાની પ્રોસેસ કરીશ તો મને તરત જ message બતાવી દેશે કે email user name or પાસવર્ડ કે user name પાસવર્ડ નથી એ અહીંયા મને આપી દીધો આપણે અને register કરીએ તો આપણે new user જઈશું જેવું new user તૈયાહ આખું box બદલાઈ જશે અને અહીંયા આવીને user name પાસવર્ડ અને confirm પાસવર્ડ એની અંદર આપણે એ જ user બનાવી અંદર લખી દઉં છું અને પાસવર્ડ ની અંદર અત્યારે ખાલી one, two, three type કરું છું one, two, three, one, two, three બે જગ્યાએ type કરી દીધું ત્યાર પછી register કરવાની પ્રોસેસ કરું છું તો મને તરત message આવી જશે કે પાસવર્ડ must be atleast six characters તો છો character નો પાસવર્ડ હોવો જોઈએ એવું આપણને directly બતાવી દેવામાં આવશે અને આ method યાદ રાખજો કે ASP identity ના જે ક્લાસ છે ક્લાસ library છે એની અંદર આયો છે આપણે કોઈ જગ્યાએ લખેલો નથી તે પણ હું તમને તેની અંદર બતાવીશ કયા ક્લાસ ધ્વારા આ બધી બાબતો થઈ છે અને અને કાઢી નાખીએ અને કંપની નું નામ છે જે છે PN data system તો હું PNDS લઈ લવ છું PNDS ને user name તરીકે લીધું આઇયાહ one, two, three, four, five, six લઈ લીધું અને આઇયાહ પણ હું one, two, three, four, five, six લઈ લવ છું અને ત્યાર પછી register પર click કરું છું તો તરત મને બતાવે છે એક register થઈ પણ ગયું આઇયાહ આય ગયું welcome PNBSlogout બટન અને આઇયાહ તમને જોવા મડસે કે extra એક section આય ગાયલો જોવા મેડ છે તે બતાવે છે કે this is user section visible only if user login જ્યરહ user login થઈ ત્યરેહ મને આ page આઇયાહ જોવા મડસે એ page જો general measurement હોય ને તો એ તો બધા ને દેખસેજ પણ જો પછી login થતાં content જોવ માડસે નઈ તો એ content જોવા નહીં મડે તો ધારોકું પાછું logout કાર દાવ તો તરત તમને જોવા મદસે જે આઇયાહ થી એક હતી રાયલી છે હવે પાછું હવે login કરી ને જોવા મંગિયું છે હવે આઇયાહ ફરી પાછું આપું password હવે one, two, three, four, five, six અને પાછું login પર click કરીસું તરત login થઈ જસે અને આઇયાહ logout આય જસે અને આ second દેખાતું થઈ જસે તો આ બધી specility છે એ અપડે કરવા માંગીએ છે બીજી પણ બતાઈ દાવ તો ધારોકે અપડે new version ની અંદર ગયા આના પછી અપડે register નથી કરવું cancel બટન પર click કાર દાવ તો તરત પાછું એની અંદર આવી જાય આટલી બધી અપડે કઈ રીતે ASPidentity ના ક્લાસસીસ વાપરી ને બનાવી એ અપડે જોવા માંગીએ છે આજ ના example ની અંદર અપડે એ example જોઇયે અને અપડે એને note કરીસું આ example અપડે જોવા માંગીએ છે forty one નંબર નો example છે creating and using security with ASPdotnet identity અને કોઈ પણ version through જોઈ રહ્યા છે version one ને આપડે પેહલા result studio ચાલુ કરી અને એક નવી વેબસાઇટ બનાવા માંગીએ છે અપડે નવી વેબસાઇટ બનાયું છે ને અપડે ફાઇલ ની અંદર જઇસુ new માં જઇસુ વેબસાઇટ પર જઇસુ ને અપડે આઇયાહ C sharp language બનાઈ ને select કરી ASPdotnet empty વેબસાઇટ લઈ લાઈસુ example ફોલ્ડર લઈ લાઈસુ ASP example ફોલ્ડર ની અંદર

હવે આપણે બીજું કહવામાં આયુ છે કે અપડે identity અને ઓવિન એવા જે બે પેકેજ છે એ અપડે add કરવા માંગીએ છે એની માટે અપડે result studio છે એની અંદર આ જે આપણે વેબસાઈટ નું નામે છે એની ઉપર માઉસ નું જમણી બાજુ નું click અપિસું પેકેજીસ આપણે add કરવા છે એટલે પેકેજ ની ઉપપર click અપિસું ફાઇલ અપડે full સ્ક્રીન પર કરી દઈએ ઇન્ટરનેટના ઉપરથી બધા જે પેકેજીસ છે એ આઇયાહ આપણે જોવા મદસે પણ આપણે અટિયરહ આપણે પેકેજીસ ની અંદર identity પેકેજીસ સોધવા છે અને એટલા માટે અપડે આજે બસ તો આની અંદર click અપિસું એની અંદર લખીસું અપડે identity જેવુ અપડે identitytype કરીસું જો તમને મફત આઇયાહ NDTframework identity માટે ના પેકેજિસઆય જસે એટલે અપડે આની પર click અપિસું પેહલુ અપડે add કર્યું છે માઇક્રોસોફ્ટ ASP દોટનેટ આઇડેનટિટિ frame work એ લઈ લાઈસુ તારે પછી અપડે અહીંયા instal બટન ની ઉપપર આય જયસુ ઇન્સ્ટોલ બટન પર જેવુ click અપિસું ત્યરેહ તમને જોવા મડસે થવાનું આપણે પુછવામાં અવસે કે તમારે NDThome work માઇક્રોસોફ્ટ identity કોડ અને ત્રણ વસ્તુ upload કરવી છે તો અપડે અહીંયા okay બુટટેન પર આય જઇસુ okay પર click અપિસું okay પર click અપડે પુછવામાં અવસે લયકાત માટે ની માહિતી લયકાત માટે પણ અત્યરેહ આય જયસુ એટલે આઇ expert થોડું આપડે expert સમજવા માં થોડી વાર ની અંદર આ બધુ ડાઉનલોડ થઈ તમારા પેકેટ ની સાથે બિલ ફોલ્ડર ની અંદર કનેક્ટ થઈ જસે આઇયાહ finish the message આય જસે આ જેવો message આય ને ત્રયાર પછી તમે આઇયાહ click આપી દેસો તમને જોવા મદસે જે બે વસ્તુ અત્યરેહ add થઈ ગયેલી જોવા મેડ છે આરકે identity પેકેજ અને એક કોરે પેકેજ એ બંને ઇન્સ્ટોલ થઈ ગયેલા જોવા મેડ છે

open સોર્સ છે એ પણ આપડે add કરવો છે એટલે આપદે આઇયાહ click અપિસું અને ત્યરપછી આઇયાહ ઇન્સ્ટોલ બટન આય જાય એટલે ઇન્સ્ટોલ બટન પર આય અને પછી ઇન્સ્ટોલ બટન પર click આપોસુ જો અપડે click અપિસું અને એના process ચાલુ થતાં આપડે પુછવામાં અવસે કે આટલી વસ્તુ નપદે ઓવિન પેકેજ ની અંદર થી ઇન્સ્ટોલ કર્યું છે તો અપડે આની સહયમે okay પર આય જઇસુ અને અપડે okay પર click અપિસું એટલે આપણે લાઈસંસ અગ્રિમેંટ માટે પુછવામાં અવસે અપડે I accept પર આય જઇસુ right click અપિસું તરતજ અપડે બધી પ્રોસેસ ચાલુ થસે અને પછી રાબતો પ્રોસેસ થઈ ને આઇયાહ finish message આય જસે જેવુ finish message આય જાય એટલે આપદા બધા પક્ક્જીસ આપડે કોમ્પ્યુટર ની અંદર આપણા store ની અંદર add એવું આપણે ખબર પડશે ત્યાર પછી આપણે બહાર click આપી જોઈશું અત્યારે આપણને જોવા મળશે ઓવિન પેકેજ પણ આપણું ઇન્સ્ટોલ થઈ ગયેલું છે પણ અને સાથે સાથે આપણે ઓવિન પેકેજ પણ ઇન્સ્ટોલ પહેલા અહીયાં identity એની પર click આપીશું અને ફરી પાછુ ઓવિન type કરીશું એટલે થોડી વાર માં સર્ચ થઈ અને અહીંયા આપણને આ જોવા મળશે ત્રીજો પેકેજ માઈક્રોસોફ્ટ ઓવીલ dot system dot web આજે first system નામનો પેકેજ છે એ પણ આપણને ઇન્સ્ટોલ કરેલો એની પર click આપીશું ઇન્સ્ટોલ બટન આપણને દેખાય એટલે ઇન્સ્ટોલ બટન પરાઈ આઈ અને એની પર આપણે click આપીશું એ પણ આપણા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થવા માટે પૂછવામાં આવશે આપણે okay બટન પર આવી જઈશું click કરીશું I accept click આપીશું અહીંયા process થઈ અને એ થોડી જ વારમાં ઇન્સ્ટોલ થઈ જશે આ ત્રણ બે જ આપણે ઇન્સ્ટોલ કરી દઈશું રાઈટ પર અહિયા click આપીશું તો આ બધા પેકેજ આપણે આ ઈન્સ્ટોલ થઈ ગયા તો આ આ window છે એ close કાર ડાઈસુ ASP identity ની અંદર બે નાના ફોલ્ડર ની અંદર આ પેકેજ add થઈ ગયેલા આઇયાહ જોવા મેડ છે એક પેકેજ add થઈ ગયેલી જોવા મળે છે જેની અંદર પેકેજ ની બધી information હશે આ બધી વસ્તુ ઇન્સ્ટોલ થઈ ગઈ હવે આપણે આપણા જઈશું અંદર આપણે second step કે આપણે આ ત્રણ add કરવાના છે identity framework load વાર પછી આઇડેન્ટિટી નો ઓવિન નું પેકેજ અને બીજું ઓવિન નું first question પેકેજ ત્રણે-ત્રણ

ASP ફોલ્ડર બનાવવાના છે એક H data નું અને એક app કોડનું એ આપણે અહીંયા બનાવીશું આપડી વેબસાઈટ નામનું માઉસનો જમણી બાજુનું બટન click કરીશું add જઈશું અહીંયા add ASP ફોલ્ડર માં જઈશું addASP ફોલ્ડર ની અંદર પહેલું આપણે આ કોડ પહેલું લઈએ ઉપર જ છે એટલા માટે આપીશું click એટલે એ અહીંયા આવી જશે ત્યાર પછી ફરી આપણે add માં જઈશું ZASP ફોલ્ડર કરીશું અને આ data ફોલ્ડર લઈ લઈશું એપ data ફોલ્ડર લઈ લેશો એટલે એ પણ આવી જશે આ એટલા માટે કરવાની જરૂર છે કારણ કે એપ data ફોલ્ડર આપણે પહેલાથી add જ્યારે આપણે રન કરીશું તારે automaticaly expert sever નું જે database છે એ આ ઓવિન પેકેજ બનાઈ દાસે હવે એની અંદર આ બધુ આઇડેનટિટિ ના ડેટા જે છે user નું નો ડેટા એટલે કે user નું નામ એનું

ફોલ્ડર અપડે એટલા માટે લીધું છે અપડે એક ક્લાસ લખવા ચાલે એ પણ અપડે જોઇયે છે કર પછી સેટ નંબર અપડે ઓવિન નો startup ક્લાસ add કરવાનો આજે F કોડ માઉસ ની જમણી બાજુ નું બટન click અપિસું add માં જઇસુ અને add ની item ની અંદર જઇસુ કે તમને જોવા મદસે કે આઇયાહ બધી સરતો છે એની અંદર અપડે ઓવિન startup ક્લાસ લેવાનું છે અપડે આની નીચે આઇયાહ થોડું જોઇય શું આપણે આઇયાહ જોવા મડસે કોવિન startup ક્લાસ આવે કોવિન ને અપડે મતલબ જોયો કે open dedinterfear dotnut ઘણા લોકો એ વાપરવા માટે ઘણા સારા ક્લાસીસ તૈયાર કરી ને આપી દીધા છે આપણે એ બધુ પેકેજ આ ઓવિન ની અંદર આપણે જોવા મડસે એ startup ક્લાસ અપડે લેવાની જરૂર પડે છે તો જ્યરહ અપડે એને Start કર્યે ત્યરેહ શું બાબતો થસે કઈ રીતે બધી એની અંદર અપડે set કરી સાકીએ છે એટલા માટે અપડે આ લઈ અને ત્યાર પચગી અને જે name છે આઇયાહ startup ઓને આવે છે અપડે ખાલી one કાઢી નાખીસું એટલે startup dot ps file કર ડાઈસુ અને ત્યાર પછી add પર click આપી ડાઈસુ એટલે થોડી વાર માં પ્રોસેસ થઈ ને આપણે આ ક્લાસ જોવા મડસે એટલે આઇયાહ અપડે ખ્યાલ આય સકે following કોડિંગ startup PS આ જે ફાઇલ આય ગાય છે એમાં અપડે add કરવાનું છે ને પેહલા આપડે toolbox તો બંધ કાર દઈએ પેહલા અપડે બે બાબત લખવામાં સાથે સાથે લખતા જઇસુ આઇયાહ લખીસું using માઇક્રોસોફ્ટ dot ASP dotnet dot identity એ લઈ અને કારણ આપી enter અપિ ડાઈસુ ત્યાર પછી અપડે using માઇક્રોસોફ્ટ dot કોવિન O લખીસું એટલે ઓવિન પર આય જઇસુ આપદા કેપચા આપી ડાઈસુ dot સિક્યોરિટી લખીયુ છે એટલે S લખીએ કેપચા security આય જસે dot લઈ લાઈસુ લઈ કેપચા આપી ને ફરી એક વાર લખી ડાઈસુ હવે આ ગેટ ક્લાસ અપડે એટલા માટે લીધલી છે તો અપડે set કરવા માંગીએ છે username અને password માટે ની છે આ અપડે લઈ લીધી ને identity frame work વાપરવું છે એટલે એ લઈ લીધું ત્યાર પછી આપણે configurationmethod આની અંદર તય અપડે ખાલી એક line લખવામાં આઇ છે એ લખવાનું છે એ માટે અપડે આટલો કોડ લખવાનો છે તો અપડે આ કોડ બરાબર સમજીએ છીયે તો પેહલા અપડે બધા steps થોડા જઈએ તો એ અહીંયા મારી પાસે તૈયાર પડેલા પેસ્ટ કરી દવ message છે એની પાછળ જતા રહીશું એન્ટર આપી દઈશું અને ત્યાર પછી કંટ્રોલ V કરી અને પેસ્ટ કરો દઈશું બંધ કરે અને અહીંયા આપણે જઈશું

લગરે પાસ કરાળું છે તો મારા આગાવ ના વિડીયો જોયા હોય તો એની અંદર આપણે enamuluos function ત્યાર પછી function બધી બાબતોને જાવાસ્ક્રિપ્ટ આ વીડિયોની અંદર સમજાવેલી છે એ function function પાસિંગ વગેરે તમને બધુ ખ્યાલ હશે અને એની માય function એ બધું એ બધું મારે એને અત્યારે એને directly કઈ તો આ કોડ આપણે અહીંથી લઇ લે છે startup ત્યાર પછી એને આપણે સેવ કર દેશું અને એને આપણે correct notes કર દઈશું આપડે solution explorer માં જઇયે work configure માં double click ચાલુ કરીશું web configure જઈશું તો આ રીતનો જોવા મળશે એની અંદર આપણને connection કરવાની છે આ connection string પહેલાં તો આપણે add કર દઈએ connection string શું છે વગેરે આપણે alreadydatabase એમાં જોઈ ગયા છે તો એ આપણે add કરવાની છે default connection માટે જે મેં કીધું એ પ્રમાણે ઓવિન

આ કોડ મારા પાસે તૈયાર છે તો post કરી દાવ હવે અપડે આજે cut break છે એની નીચે click આપી આઇયાહ અપડે post કાર ડાઈસુ અને આના થોડી બાબતો ઠીક કાર દઈએ આપડેપેકે

પર તમને ખબર છે કે તરતજ એરર અવસે ને તમરી જે વેબસાઇટ ની connectivity છે એ તમને નહીં મેડ એટલા માટે અપડે આ ત્રણ બાબતો અપડે આઇયાહ લીધાલે છે add name એ different connection લીધું ત્યાર પછી connection string લીધી એની અંદર આપણે આ વરસન વગરે લખવાનું છે અપડે already આગડ ના બધા વિડિયો ચર્ચા કરી તો અપડે આખી ફાઇલ અઇ અપડે એટલું બતાયુ કે આઇયાહ અપડે collection string લખવાની જરૂર પડસે લખી દીધી ત્યાર પછી અને સવે કરી ને અપડે જે પંચક ફાઇલ ને close કરી ડાઈસુ અને અવે આપડે CSS ફોલ્ડર explorer ને અને અગાવ બતાયુ એ પ્રમાણે આખું વેબસાઇટ આપડે અને એની અંદર બધી બાબતો ને CSS થી એટલે માટે આપડે CSS ફોલ્ડર ની પણ જરૂર પડસે આપડે identity અપડી વેબસાઇટ છે આની ઉપપર માઉસ નું જમણી બાજુ નું બટન click અપિસું add માં જઇસુ

નામ હું રાખવું છે તમારે અપડે અત્યરેહ mysell નામ રાખવું છે કે તમે ગમેતે નામ રાખી સકો તમારા પ્રોજેકટ પ્રમાણે છે આ અપડે લઈએ અને okay પર click આપી દઈએ

Ok પાઠનું નામ છે નારાયણ હેમચંદ્ર જેમના લેખક છે ગાંધીજી પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. Ok ગાંધીજી નો જન્મ બે દસ અઢારસો માં થયો હતો તેમનું અવસાન ત્રણ ત્રીસ એક અને ઓગણીસો ચાલીસ માં થયું હતું આપણા રાષ્ટ્રપતિ ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધીજી નો જન્મ પોરબંદર માં થયો હત રાજકોટ તેમજ ભાવન ગર માં અભ્યાસ કર્યા પછી England માંથી Berister ની પ પદવી મેળવી હતી વકીલાત ના વ્યવસર માટે આફ્રિકા ગયા હતા ત્યાં ભારતીયો ના હકોના રક્ષક માટે સત્યાગ્રહો આરંભ કર્યા હતા ભારતમાં સર્વત્ર આંદોલન નું નેતૃત્વ લીધુ હિંદ સ્વરાજ કરી કેળવી અને કેળવણી નો ઊભો થયો આમ ગાંધીજીના ઘણાબધા પાઠ આપણા Book માં આપ્યા છે આપણનું મન હંમેશા સારું સુધ્ધ નાજુક અને નમૃત જોવા સ્વીકારવા માં જ તૈયાર હોય છે તેથી કિંતુ તેથી ઉકેલતું ચિત્ર વિચિત્ર બેરોટ કદરૂપું જ્યારે જોયા સ્વીકારવામાં તૈયાર નથી જ નથી ok પાઠ આજ આજ પ્રશાસન સર્વનારાયણ હેમચંદ્ર લીખાયત માં આવ્યા હતા લેખક તરીકે તેમનું નામ ત્યાં સંભળાયું હતું તેમ તેમને હું National Indian association miss maning ત્યાં મળ્યા મળ્યો miss maning ચાહતા હતા કે મને બધા ની સાથે ભળતા નોતું આવડતું હું તેમને ત્યાં જતો તો ત્યારે મુંગુ મોઢે બેહતો કોઈ બોલાવે તોજ બોલું તેમણે નારાયણ હેમચંદ્ર ની ઓળખાણ કરાવી નારાયણ હેમચંદ્ર ને અંગ્રેજી ન આવડતું હતુ તેમનો પોશાક વિચિત્ર હતો બેરોડ પાત્રું ફાટલું પહેર્યુ હતું ઉપર ચ ચ ચોરાઈ ગયેલો કાઢેલો મેલ બદામી રંગ નો Court હતો Netail courner ના હતા Court પાસેની Court પાસેથી ઘાટનો પણ ડોલ વિના તો માથે કુંતાવારી ઊંધી બુંદેલી ટોપી હતી તેમ કે જેમનો લાંબી દાઢી રાખેલી હતી કદ કદ એવડિયું તિંગલું કર્યું તો ચાલે મોપર સિરી ના ડાઘા હતા નાક નાક નહી અણીદાર નહી ચિવવું દાઢી ઉપર હાથ ફર્યા કરે બધા ઉત્પાથ લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધા ની નોખા પડી જતાં હતા આપનનું નામ બબવ સાંભળ્યું છે આપણના કઈ લખાણ લખાણો પણ બવ વાચ્યા છે આપે મારે ત્યાં આવસો નારાયણ હેમચંદ્ર નો નારાયણ હેમચંદ્ર દાસ ભારરો હતો તેમને હસમુખ ચેહરો જવાબ આપ્યો તમે ક્યાં રહો છો Stroal street માં તયારે તો ત્યારે તો આપણને પાડોસી છીએ મારી અંગ્રેજી સીખવું છે તમે મને શીખવાડસો

ના ના હુજ તયારે તમારે ત્યાં આવીશ મારી કઈ પાઠમાં છે કે બહુ તે હું લેતા આવીશ તમે વખત